તો પણ તે દોઢી હતી આકાશમાં અગ્નિ વરસાદ થતી હતી. જાણે કે ચારે બાજુ ફૂટી નીકળેલા વૃક્ષો ઉપર વીંટળાયેલા સરકો પોતાની જીભ લપ લપાવતા તેના ઉપર પડતા હતા. પણ નીકી ને તેનું કોઈ જ ભાગ ન હતું તે તો બસ દોડતી જતી હતી અનુપ અનુપ ની બૂમો પાડતા હતી આગળ એ જ અનુપને લઈને અનુપનો આત્મા દોડતા હતા. ગાડા ઉપર જાણે કે ઉડતા હતા અને પાછળની કી બંને વચ્ચે કે જાણે રેસ લાગી હતી નિકી બૂમો પાડતી હતી પણ તેની બૂમો તો ત્યાં ને ત્યાં જ ઉંમરે તેના કાનમાં પડતી હતી. આખું એક ઝાડ વડદ કોષ તેના ઉપર પડી તે સહેજ માટે બચી ગઈ મનોમન તેને એવું પણ થયું કે જો તે ઝાડ તેના ઉપર જ પડ્યું હોત તો સારું તે વાતમાં પણ તેનું દેહ છોડી દેત

તેને રડાવી પાછી વળી જવા મજબૂર કરતા હતા આગળ અગ્નિકુંડ આવ્યો અગ્નિ કુંડના આ છેડે નીકી હતી અને સામા છેડે ત્યાં અનુપ ફરી પાછી તે ગભરાઈ જઈ હવે શું કરવું તેની મુજવણ થવા માંડી મન ગભરાવવા માંડી પણ એમ હિંમત હારી જાય તો તે નીકી નહિ તો તેને પણ પોતાના ઇષ્ટદેવનું નામ લઇ અગ્નિકુંજ માં જમ્પલાવ્યું.

તે બૂમો પાડતી રહી પણ કોઈ મળતું ન હતો જોયું કે આગળ જવાય એમ ન હતું તેને તમે ઊંડી અડધી ખાધા હતી. તો અનુપ વગર ની ઝીંદગી કરતા અનુપ સાથે નું મોત તેને વધારે વાહલું લાગતું હતું તેને જે થવાનું એ થાય એવું વિચારીને ખાઈ માં જંપલાવ્યું નાગ અને બીચું તેને ડંખ મારવા લાગ્યા. હવે તેને તો યમરાજ દેખાતા હતા કે ના તો અનુપ ટે અનુપ અનુપ ના નામ ની બુમો પડતીં આગળ વધી રાઈ હતી હવે ખાઈ વિશાળ લોઈના મહાસાગર માં પરિવર્તિત થઇ ગયો હતો. મારું જે થવાનું હોય એ થાય તે અનુપ અનુપ નામની બૂમો પાર્ટી આગળ વધી રહી હતી હવે મહાસાગર પરિવાર થઈ ગયો હતો ઊકળતું અને તેને રજડતું લોહી તે ગભરાયા વગર દોડતી હતી પડતી હતી પછડાતી હતી પણ ફરીથી ઊભી થઈને દોડતી હતી પણ તેનો અનુપ ત્યાં તે અનુપ ના નામની બૂમો પાડતી હતી તે બૂમોના પડઘા પડતા હતા પણ તેને જવા મળતો ન હતો કોઈ હાસ્ય કરતું હતું સાથે સાથે બોલતું હતું છોકરી પાછી વળી જા તને મોત સિવાય કશું મળવાનું નથી નાકની શુ કામ દોડ દોડ કરે છે પણ ના એ મારી એ માર મારી રે તો એ નીકી નહિ તેની મૂંઝવણ થવા માંડી એનું મન ગભરાવવા માંડ્યું પણ એમ હિંમત હારી જાય. તો તેને પણ પોતાના ઇષ્ટદેવનું નામ લઈ અગ્નિકુંડમાં ઝંપલાવ્યું માનવીના કવિ સોય તેને ડરાવી પાછી વળી એવા મજબૂત કરતા હતા આગળ અગ્નિકુંજ પણ આવ્યો અગ્નિ કુંડના આ છેડે નીચે થઈ સામે અનુપ આખું એક ઞાડ હતું તો કદાચ અનુપના આત્મા સાથે બહુ ઝડપથી મિલન થઈ જાત બંનેના હાથમાં એક એક થઈ જાત પછી મારું જે થવાનું હોય એ થાય પણ હું પાછી વળવાની નથી. હું મારા અનુપને પામ્યા સિવાય પાછી નહીં જવું તેના જ અવાજના જાણી કે પડઘા પડતા હતા. હું અનુપને જીવતા જીવ નહીં મળીને પણ પામ્યા વિના નહીં રહું. તેને બૂમ પાડી સામે કોઈના કાકડાટનો હસવાનો અવાજ આવ્યો તેના પડઘા પડતા રહ્યા અને અચાનક જ ત્યાં પડઘા ની નાની બાળકીને અવાજમાં ફેરવાઈ ગયા હતા. મમ્મા મમ્મા મને અકેલી મૂકીને ક્યાં જાય છે પપ્પા તો જતા રહ્યા હવે તું પણ તે ત્રીજી ઉઠી હરે આ તો મારી રૂપાનો અવાજ છે હું આવું છું બેટા તને મૂકીને હું ક્યાંય નહીં જવું તે આવી આંખે અંધારા આવી ગયા હતા. કોઈકે જાણે તેને ઇન્દ્રગૃહમાં ધકેલી દીધી હતી અંધારું કુવો ચીબરીની ચમક પણ વિકિને તો કોઈ ભાન જ ન હતું તે તો બસ દોડતી જતી હતી અનુપ ની આંગળીઓ બંને વચ્ચે કે જાણે રેસ લાગી હતી તે બૂમો પાડતી હતી પણ તેની બૂમો તો ત્યાં ને ત્યાં જ ગુમરાહી તેના જ કાનમાં પડઘા પાડતી હતી ના તો અનુપમને લઈ જતા પણ તેમનો પાડો હોય તેમની બૂમો સાંભળતા હતા. તે ક્યાંથી સાંભળે તે ક્યાં સતી સાવિત્રી છે તે યમરાજ ને પાછા વાળવા સક્ષમ હતી પણ તેને એક નીડરતા તો કરેલી કે ગમે તે થાય તે પોતાના અનુપ વિના જીવી શકવાની નથી.

જયારે cancer એક એવા પ્રકાર નો રોગ છે કે જેમાં કોસીકો ની કોસિકો ને રીતે વિકાશ થાય છે અને કેટલીક વખતે દર્શાવે છે cancer ના ઉપયુક્ત ત્રણ જીવલેણ લક્ષણો તેમને પોતાના વિનાયિક ગાંઠો થી અલગ પાડે છે વિનાયિક ગાંઠો સ્વયમ નારી આખે જોઈ છે એ આક્રમક અને અ કરનારી અથવા થનારી નઈ હોતી લગભગ તમામ પ્રકાર ના cancer માં

cancer ગર્ભવતી શિશુ સહીત તમામ ઉંમર ની વ્યક્તિ ઉપ્પર અસર કરી શકે છે માનવી માનવીઓ ના કુલ મૃત્યુ પેઇકી તેર તેર ટાકા મૃત્યુ cancer ના કારણે થાય છે american cancer socity ના જણાવ્યા અનુસાર વર્ષ બેહજારસાત દરમિયાન વિશ્વ માં છોંતેર ટકા લોકો cancer થી મૃત્યુ પામ્યા હતા cancer ની અસર તમામ પ્રાણી ઉપ્પર થઇ શકે છે લગભગ ત્રાનું ટકા ના cancer કોઉશીકાંઓના રૂપાંતરણ દરમિયાન તેમાંથી આનુવંશિક તત્વો તત્વોમાં વિકૃતિ આવવાં ને કારણે થતા હોય છે આ વિકૃતિ તમાકુનું સેવન કે ધુમ્રપાન જીણ રસાયણ અથવા તો શરીર ના અંદર ના ભાગે ચેપ લગાડનાર તત્વો જેવા cancer કરતા પદાર્થો ને કારણે થવાની શક્યતા રહે છે અને cancer ને ઉતેજન આપી આનુવંશશિક વિકૃતિ પ્રકૃતિ માં

વચ્ચે થતી જટિલ પ્રક્રિયા ઓ ને કારણે સામાન્ય cancer ની વારસાગત ઉતારવાની ક્ષમતા પાર અસર થતી હોય છે DNAmetalik અને micro જેવા cancer નવા આનુવંશિકતાના નવા આયામોનું મહત્વ વધી ગયું છે cancer આનુવંશિક બે સામાન્ય અસર કરે છે cancer ફેલાવનારા રોગો માં cancer ના કોઉશીકાંઓ માં સક્રિય હોય છે આ કોઉસીકાઓ ને અત્યંત ઝડપી વિકાસ અને વિભાજન કોઉસીકાઓ ની નિશ્ચિત મૃત્યુ સમયે રક્ષણ સામાન્ય પેઇકીઓની અવગણના અને વિવિધ વચ્ચે પ્રજાપિત થવાની શક્તિ વધારે જેવા તત્વો પુરા પાડે છે જેના કારણે ગાંઠો ને નાબૂદ કરનારા વંશીત cancer ના કોશિકાઓ માંથી નિષ્ક્રિય બની જાય છે તેથી તે કોઉસીકાઓ માં રંગસૂત્રો ની પ્રકૃતિ વ્યવસ્થિક ધોરણે થતી હોય છે તેવા કોઉસીકાઓ તેમને ને સંચાલન ગુમાવી દે છે આમ થવા ને કારણે કૌશિકાઓ માં જીવનચક્ર ઉત્પત્તિ ઓ નો કાબુ આવી જાય છે અને તે પેશી ઉપ્પર ચોંટી જાય છે તેમજ રોગપ્રતિકારક શક્તિઓના કોઉસીકાઓ ના સાથે ક્રિયા પ્રતિક્રિયા કરવા લાગે છે cancer ના નિદાન માટે સામાન્ય રોગવિજ્ઞાન દ્વારા પેશીઓનના ટુકડાઓ ની તાપસ કરવાની જરોરી છે તેમ છતાં પણ cancer તેના લક્ષણો અથવા તો કિરણો દ્વારા માં દેખાતી અસર્જનકતા

એક તો નિદાન થયા બાદ સામાન્ય cancer સારવાર સારવાર સક્રિય ક્રિયા અને તેના પર આધાર રાખે છે એક વખત નિદાન થયા બાદ cancer સારવાર ક્ષેત્રક્રિયા અને રેડિયોચિકિત્સક દ્વારા કરવા માં આવે છે જેમ જેમ સંશોધન વધતા જાય તેમ તેમ વિવિધ પ્રકારના cancer માટેની સારવાર વધુ ને વધુ ચોક્કસ બનતી જાય છે રેડિયોચિકિત્સા પદ્ધતિ ના વિકાસની તરફ નોંધપાત્ર પ્રગતિ નોંધાવી નોંધપાત્ર છે એ પ્રકારની દવા હોય છે તેના પ્રકારની ગાંઠો ઉપ્પર અસર કરે છે તે કોઉસીકાઓ હોય છે અને તે સામાન્ય ને થતું નુકસાન અટકાવે છે cancer દર્દીનું નિદાન તેને કયા પ્રકારનું નુકસાન છે અને તે કયા તબક્કા માં છે અથવા તે શરીર માં કેટલું ફેલાયેલું છે તેનાથી પ્રભાવિત થાય છે આવ ઉપરાંત શ્રેણી માં કેટલોક પણ cancer ન નિવારણ માં અને વ્યક્તિને સારવારમાં મદદ રૂપ થઇ શકે છે અસાધારણ વીક વર્ણન કરવા માટે નિકટતા થી સંકળાયેલા નીચેના પારિભાષિક શબ્દ નો ઉપયોગ કરી શકાય છે tumor અથવા તો ગાંઠ કહેવાતો જથ્થો કે હાલ અંગ્રેજી ભાષા માં tumor એટલે ગાંઠ શબ્દ એ

ખાસ કરીને પરિણામ બની ગયો છે એનાથી જરોરિ છે કે numonia જેવા કેટલાક numonojen ગાંઠો નું નિર્માણ નથી કરતા nurologetation

cancer સમાન્તર થશે કરનારી ગાંઠ કે cancer નો અન્ય એક પરિણાવચિક શબ્દ છે આ ગાંઠ ના ઉપ્પર ના તમામ ખ્યાલ આવે છે કે તે આજુબાજુ ની પેશી ઓ ઉપ્પર આક્રમણ કરે છે ગ્રાંથિપુર્ણ cancer અથવા તો અંંડકોઉપર સિકા ઉપર આક્રમક નહિ કરનારી ગાંઠ એક પ્રકાર ની આક્રમક નથી પરંતુ જો તેની કરવામાં ન કરવામાં આવે તો તેની અંદર cancer અથવા bleeding થવાનું પરિણામ રહેલું છે આ પ્રકાર ના નુકશાન કારક તત્વો ના apresia depresia અને canesten દેખાડવાનું પરિવર્તન રહેલું છે cancer વર્ણન કરવા માટે નીચે ના પારિભાષિક શબ્દો નો ઉપયોગ થાય શકે છેકેમ તંદુરસ્તી વ્યક્તિઓના શરીર માં રહેલી ગાંઠ ને તપાસ થી કેન્દ્ર ના પરિવર્તિત પેલા તેને શોધી શકાય તપાસે છે cancer છે ધાતો ને પુષ્ટિ આપનારી તાપસ સામાન્ય આના માટે ગાટને અથવા તો ક્રિયા દ્વારા બહાર કડીને તેની તપાસ રોગ વિજ્ઞાયન દ્વારા કરવામાં આવે છે સેસ્ટ્રેવેધ ના ઓઝર માં સેસ્ટ્રેવેધ દ્વારા સેસ્ત્ર થી પછાડતી ગાંઠો ને શરીર માંથી નીકળ નીકાળ સેસ્ટ્રેવેધ દ્વારા શરીર બહાર માં કાદવમાં આવેલી રોગ વિજ્ઞાયન દ્વારા થતી તપાસ કે જેમાં નક્કી કરવામાં આવે છે. કાંટો શરીર માંથી સંપૂર્ણ થયો છે. હજી પણ કેટલાક ભાગ માં રહી ગયેલી રોગ વિજ્ઞાયન દ્વારા આપવામાં આવતો ક્રમ સામાન્ય રીતે જેનો ઉપયોગ વર્ગ ની સમય પેષયો સાથે ગાંઠ સામાન્ય રીતે કેટલીક. તેનો વર્ણન કરવા માટે ઉપયોગી છે તબક્કો. કર્ક રોગ દ્વારા આપવામાં આવતો તેનો ઉપયોગ શરીર માં રહેલી cancer ની ગાઠોં ને શરીર ના કેટલાંબ ભાગ ને નુકશાન પોંહચાડીયે છે તેનું વર્ણન કરવા માટે થાય છે આ વર્તન મૂળ ગાંઠ નો નિકાલ કરી નાખ્યા બાદ ફરી તે જગ્યા એ નવી ગાંઠ દેખાય તો તેના વર્ણન માટે વપરાય છે મૂળ ગાંઠ થી થોડેક દુર નવી ગાંઠ દેખાય તો તેના તેના વર્ણન માટે વપરાય છે માંડ્યા ગાળાનો ટકી રહેવાનો સમય થાય તેઓ સાગા સમય છે કે જેમાં આપણ મહિલાઓ કે હોય છે આ સમયે દરમિયાન cancer ના પચાસ ટકા દર્દીઓ જીવિત રેહવાનીઆશા હોય છે રૂપં ટાર ચટણી સાથે ઓછા ક્રમની ગાંઠો માં પરિવર્તીથ થાય છે દાખલા તરીકે રૂપાંતર શરીર સષ્ટ્રીવાદ્ય વધેલા cancer કોશિકાઓ નો નાશ કાવા માટે અથવા તો કિરણોત્સર્ગ ચિકિત્સા દ્વારા કરવામાં આવતી સારવાર લોકોના વર્ણન પૂર્ણઉત્તમ ચિકિત્સા બાદ નિરોગી થવા ની સંભાવના સામાન્ય માનવા માં આવે છે કે નિદાન બાદ પાંચ વર્ષ સુધી જાગી રેહવાની સંત હોય છે. વૈકલ્પિક રીતે વર્ષો ના આંકડાઓ માં jyare cancer ના પચાસ ટકા દર્દીઓ જીવિત હોય. ત્યારે વકયતા કરવામાં આવે છે બંને પ્રકાર ના ક્રમ મોટી સંખ્યા માં cancer ના દર્દીઓ ને માં જતો આવ્યા તેના આંકડાઓ ને સંચિત કરી ને નક્કી કરવામાં આવે છે. cancer ની સારવાર બાદ જો અમુક ચોક્કસ સમય સારવાર પામેલાં દર્દીઓ પૈકી પંચાણું ટકા જીવિત રહે છે તો cancer ના દર્દી સજા તેઓ છે ટીમ માનવામાં આવે છે દાખલા તરીકે દસ વરસ નો છે ત્યારે આગળ એક વરસ નો છે ૐ વાગતો સજા સજા થાઉં સંબંધ એ નક્કી ટકી રહેવાના સમય તેમજ રોગ મુખ્ત ન ટકી રહેવાના સમય ઉપર આધારિત હોય છે કર કરો યુક્ત જાતકો ઉપરાંત કોશિકાઓ માંથી. વૃત્તિ થયી આ વૃત સામાન્ય cancer નું કારણ છે. જેમાં cancer સામાન્ય. રૂપો જેવા કે ગ્રંથ ને મોટા આંતરડા ના cancer નો સમાવેશ થાય છે. cancer ધરાવતી ગાંઠો માં જોડાયેલી મલેશિયન એશિયન કોશિકાઓ માંથી. થાય છે લુફતરીયા અને લૂક એશિયા જેવા કે લોહી નું ઉત્પાદન કરનારા કોશિકાઓ ઉતારી થાય છે જુવાન ગાંઠો ટેસ્ટિંગ કોશિકાઓ માં ન્યૂઝ. પણ થાય છે ની વ્યક્તિઓ માટે ભૂષણ. જોવા મળે છે ગર્ભવતી શો નાના બાળકો અને યુવાન બાળકો બાળકો માં તે શરીર ની મધ્ય રેખા ઉપર ખાસ કરી. ઉપર ઘોડાઓ માટે ખોપરી ના પાયા ના ભાગે જોવા મળે છે. બ્લાસ્ટિક

રોગ લાગુ પડ્યો હોય તેની ગ્રીક પ્લેટિંગ ની પાછળ અથવા તો બ્લાસ્ટરોમાં જે લગાડવામાં આવે છે દાખલા તરીકે ના cancer માટે અને ચરબી ના કોશિકાઓ માટે cancer માટે માં સબધ વપરાય છે સામાન્ય પ્રકારે cancer માટે અંગ્રેજી માં namno ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે. અતિ સામાન્ય પ્રકાર ના cancer માટે સૌમ્ય ગાંઠ તેના માટે અંગ ના ટેવ હોય છે અંગ ના નામ પાછળ એમ્રો પ્રત્યે લગાડવા માં આવે છે. ઉદાહરણ તરીકે ગર્ભાશય શુવાલ માર્ગ પેશીઓ ઉપર થી લાગેલો લિફ્ટ રોઝન કહેવા માં આવે છે. સૌમ્ય ગાંઠ તેના માટે અંગના હોય. અંગ ના નામ પાછળ એમ્રો પ્રત્યે લગાડવા માં આવે છે. ઉદાહરણ તરીકે ગર્ભાશય

શારિરીક લક્ષણો અંધાર અંગત હોકે સોચા એમએચ દુખાવો અને આવા. બાજુ કેશો દ્વારા કરવામાં. દબાણો ને કમળો જેવા લક્ષણો પણ દેખાય છે. લસિકા કોશિકા નો જથ્થો જે છો કફ અને હિમો ફિલિયા જેવા હિમો. લિવરનું વિસ્તરણ હાડકાંનો દુખાવો. અસરગ્રસ્ત થયેલા હાડકા હોના સ્ટી ભંગને મજા નું લક્ષણ લક્ષણ છે. જોકે વધી ગયેલા. દુખાવો થાય છે અને તે ઘણી વખતે પહેલાં લક્ષણ તરીકે પણ ગણા તુ હોય છે. શરીર તંત્રને લગ તાં લક્ષણો વજન ઘટ ભૂખ ઓછી લાગ વી થાક લાગ વો કેલેસિયા વધારે પડતો પરસેવો અનિયમિત અન્ય કેટલાક ચોક્કસ. દાખલા તરીકે એવી અમુક ચોક્કસ પરિસ્થિતિ કે જે પ્રક્રિયા કર્કરોગ ના કારણે થતી હોય છે જે થ્રોમ્બો સિસ અથવા અંતરવાસીયો બદલાવો છે ઉપરોક્ત સૂચિ બેકી તમામ લક્ષણો વિવિધ પરિસ્થિતિ ના કારણે થતા હોય છે. નિદાન વખતે અલગ અલગ તારવા માટે ની યાદી જોઈએ. દરેક લક્ષણો સામાન્ય કારણો હોય છે. નિદાન વખતે અલગ અલગ તારવા માટે ની યાદી જોઈ ને દરેક લક્ષણ સામાન્ય કે અસામાન્ય. કારણ cancer હોઇ શકે. cancer એક વિશિષ્ટ પ્રકાર નો રોગ છે જેના કારણે અને ઝી વિદ્યા નો ખાસ્સો એવો જુદો પડ્યો છે. કોઈ પણ જીવ. કર્કરોગ થઈ શકે છે. જેમ કે કેન્સર ના કોશિકાઓ માં થતી ભૂલો નું પ્રમાણ વધુ અને તેથી તેનું પરિણામ વધુ થાય છે. તેના તમામ પ્રકાર ના જાણીતા કર્કરોગ નો વિકાસ થાય છે. જે

તે રોકવા માં ન આવે ત્યાં સુધી તે શરીર માં ટકી શકે નહીં. એક કોશિકા બનનારાં બીજા કોષ માં પણ ઉતારીશ રહે છે. સામાન્ય શરીર શરીર નું કર્કરોગ થી રક્ષિત વિભિન્ન પ્રકાર ની પદ્ધતિઓ દ્વારા કરી શકાય છે. જેમ કે. મદત ના ના અંગો સ્વભાવરોધ થતાં વગેરે. જોકે પરિવર્તન કે ભેદભાવ સુધારવા ની આપ્રક્રિયા નાના પાયે લખી ઘણી નિષ્ફળ થાય છે. ખાસ કરી ને એવાં વાતાવરણ કે જેમ જેમાં પરિવર્તન કે ભેદભાવ સારી રીતે પ્રસરી શકે છે. દાખલા તરીકે કેટલાક ખાસ આવા વાતાવરણ કે જેમાં પરિવર્તન કે ભેદભાવ સારી રીતે થઈ શકે છે

એ નું વાતાવરણ જેમાં શરીર ના કોશિકાઓ ને પ્રતિરોધી કરવા ક્ષમતા હોય છે. આમ કેન્સર ધીમે ધીમે આગળ વધનારો રોગ છે. ધીમે ધીમે આગળ વધનારા આ ભેદભાવો કે પરિવર્તનોં ને ધીમે ધીમે પોતાની. અ પ્રાણી ઉપર સુધી જમાવી દે છે. જ્યાં સુધી તેના શરીર માં રહેલા કોષો વિભિન્ન રીતે કાર્ય કરતાં ન થઇ જાય. જે પરિવર્તનો કે ભેદભાવ કર્કરોગ નિર્મિત કરેં છે તે સ્વયં વિસ્તરણ કરનારા હોય છે. કાર્યકાળ તેઓ ચક્ર વૃદ્ધિ દરે એમ ની સંખ્યા વધારી દેતા હોય છે. ઉદાહરણ તરીકે કોષના. ભેદભાવ પેરી કૃત સુધારવા ની કે જે રચના જેમ ના ખા ની સજાઓ સર્જાવા ને કારણે પણ એના થકી બનનારાં બીજા કોષ અને ભેદભાવ કરી કરી ને ઉભા કરી ખામી આપી શકે. કોશિકા એ સંકેલો આપનારી એન્ડ્રો ક્રાઇમ મિનિસ્ટ્રી ખામી આપવા ના કારણે કોશિકા એમ ની નજીક રહેલા કોશિકાઓ ને ભેદભાવ કે પરિવર્તન કરવામાં સંકેત આપે છે. ખામી સર્જાવા ને કારણે નિયમો ક્લાસિક બની જાય છે જેના કારણે તેઓ હિજરત કરી ને અન્ય તંદુરસ્ત કોશિકાઓ નો પણ વિઘ્ન કરેં છે. ખામી સર્જા સર્જાવા ને કારણે કોશિકા અમર કે સિર જી પણ બની જાયે. જેના કારણે તેઓ તંદુરસ્ત કોશિકાઓ નો કાર્ય માટે નાશ કરેં છે. ઘણી વખત કેન્સર નો વૃદ્ધ ચેન રિએક્શન માંથી પણ થતો હોય છે જેમાં થોડી નાની ભૂલો મોટી અને વધારે માત્ર ગંભીર ભૂલો ના કારણે જે ભૂલો વધારે ભૂલો નું સર્જન કરી કર્કરોગ ને પરિણામે ખૂબ જ અસરકારક હોય છે. કેટલાક માટે કેન્સર ની સારવાર ખૂબ જ કપરી છે. જો કર્કરોગ એક લાખ કોશિકાઓ હોય તો એજ કોશિકાઓ બચાવી ને મારી શકે છે, પરંતુ તેનાથી દસ કોશિકાઓ પણ બચી જાય તો દસ કોશિકાઓ. કેન્સર અર્ધ પરિ પરિ પક્વ કોશિકાઓ સાથે મળી ને એમ ની અને પ્રકૃતિ ઓને રચી ભૂલ કરવાની સંકેતો અન્ય કોશિકાઓ માટે મોકલી શકે છે. અન્ય ખામી પ્રસરી કરી શકે છે.

શરીર ની રચના ની વિપરીત નિયમિત વિરોધ કામ કરેં છે. ખરેખર તો એક કેન્સર નો વિકાસ શરૂ થાય બાદ કોશિકા કર્કરોગ નો સતત વિકાસ ચાલુ રાખે છે. એનો વધુ માં વધુ અતિક્રમણ કર ના તબક્કાઓ તરફ ધકેલે જાય છે. જેને કહેવામાં આવે છે કર્કરોગ વિશે થયેલા સંશોધન

કોશિકાઓ નું આનુવંશિક ફેરફાર કરવાની સુવિધા પૂરી પાડે છે. અમુક ચોક્કસ પ્રકાર ની આનુવંશિક ખામીઓ અને જેની એનાથી પ્રભાવિત છે. કેન્સર કોશિકાઓ પૈડા કરવા અને તેને ઓળખવા ની અસર કોશિકા ઉપર શારીરિક રીતે થતા આનુવંશિક ફેરફાર ના. જાણો વધુ માત્ર જનીન ઘટનાઓ નું નિર્માણ થાય છે તે cancer ના વધારે પડતા વિકાસ થી થાય છે. કેન્સર ક્રો નિક રંગસૂત્રોને સર્જાયેલું પરિવર્તન ના કારણે કરી શકાય છે. તેની અસર કોશિકા ના વિકાસ તેમજ મેટ્રો સિટી ઉપર થાય છે. જે તત્વો ના કારણે રંગ સુત્રો ના પરિવર્તન સર્જાય તેને મ્યુટાજિન્સ કહે છે

તા વાળા પદાર્થો ના સંપર્કમાં રહેવા થી મોનો થેલી યા નામનું cancer નો પ્રકાર સંકળાયેલો છે. ઘણાં મ્યુટાજિન્સ કર્કરોગ પેદા કરનારા હોય છે, પરંતુ કર્કરોગ પેદા કરનારાં તમામ તત્વો મસ્જિત નથી હોતા. દારૂ અને સ્ટાર કરો કરનારા સ્થાનિક તત્વનું ઉદાહરણ છે જે મ્યુટાજિન નથી. આ પ્રકારના રાસાયણિક કર્કરોગ ના પ્રકાર પ્રસાર કોશિકા ના વિભાજન પ્રક્રિયા ઝડપથી વધારો કરી. શકાય છે પ્રકૃતિ ઓના થતા. ઝડપી વધારા ને કારણે પાંચ કારણોસર એ રંગસૂત્રોની પ્રતિકૃતિ ના નિર્માણ દરમિયાન રંગસૂત્રોને ના થનારા નુકસાન નું સમારકામ કરવા નો ઓછો સમય મળે છે. જેના કારણે પરિવર્તન સર્જાવા ની શક્યતાઓ વધી જાય છે. દાયકાઓ. શું તમ ને આધારે જાણવા મળ્યું છે કે તમાકુ ઉપયોગ? ફેફસા ને ફેફસા ને સ્વચ્છ માસિક ગળું મૂત્રાશય મૂત્રપિંડ અન્નનળી સ્વાદુપિંડ કરો. સાથે સંબંધ છે. ધુમ્રપાન cancer ને ફેલાવી શકે તેવા પચાસ ટકા તત્વો છે. ધુમ્રપાન cancer ને ફેલાવી શકે તેવા પડતા સાતના રસાયણો રહેલાં છે જેમાં નાઈટ્રો સે ની પહેલી સાહિત્ય એમોનિયા હાઇડ્રો કાર્બન નો સમાવેશ થાય છે. તમાકુ ના સેવનના કારણે થયેલાં કર્કરોગ થી વિકસિત. દેશો માં દર ત્રણ માંથી એક વ્યક્તિ વિશ્વ ભરમાં દર પાંચમાંથી એક વ્યક્તિ નું મૃત્યુ પામે છે.

મૃત્યુ નું પ્રમાણ નાટકીય ઢબે વધી રહ્યું છે. તાજેતરમાં જ પુરુષો માં ધુમ્રપાન કરવા. ગટ્ટા પ્રમાણ ને ને કારણે ફેફસાંનાં કેન્સર ની મૃત્યુ પામનાર લોકો ની સંખ્યા માં ઘટાડો નોંધાયો છે. જોકે હજી વિશ્વભરમાં ધુમ્રપાન કરનારા લોકો ની સંખ્યા ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. જેના કારણે કેટલાક સંગઠન મંડળોએ તેને તમાકુ ના વ્યાપક રોગચાળા એક વિરોધ આપ્યું છે. કિરણોત્સર્ગી કારણો ને પરિ પરિવર્તન રેડો ગેસ એવો કિરણોત્સર્જક રૂપાંતર ના સ્રોત ના કારણે કેન્સર થઈ શકે છે. સૂર્ય માંથી નીકળતાં અલ્ટ્રા વાય લેટ

મોબાઈલ ફોન અને અફેર સ્ત્રોત માંથી નીકળેલી બિન ઉભું પાંતી રેડિયો રેડિયો એક્ટિવ તથા કિરણો ને કારણે પણ રોગ થઈ શકે છે. કિરણોત્સર્જક ના કારણે પરિવર્તન, રેલી ગેસ જેવા કિરણોત્સર્ગ એક રૂપાંતર ના સ્રોત ના કારણે કેન્સર થઇ શકે છે. સૂર્ય માંથી નીકળતાં નીકળતાં અલ્ટ્રા વાય કિરણો ના સંપર્કમાં લાંબા સમય સુધી રહેવા ને કારણે મેલો ના અને ચામડી ના અન્ય પ્રકાર ના કર્કરોગ થઈ શકે છે. મોબાઈલ અને ફોન સ્ત્રોત માંથી નિકળતા બિન રૂપાંતરીત રેડિયો એક્ટિવ માંથી થતાં કિરણોત્સર્ગ ને કારણે cancer થઇ શકે છે, પરંતુ તેના વિશ્વાસ પુરાવાઓ. સુષ્મા જંતુઓ નો ચેપ

પક્ષીઓ પરંતુ વિશ્વભરમાં મનુષ્યો ને થનારાં કેન્સર પૈકી પંદર ટકા સૂક્ષ્મ જીવો ના ચેપ થી થતાં હોય છે. માનવ શરીર માં થતા કરો અને સંકળાયેલા સૂક્ષ્મ જંતુ માં

વાઇરસ ગણાવી શકાય છે. પ્રયોગો અને રોગ શાસ્ત્ર દ્વારા પ્રાપ્ત થતી સૂચિ કરેં છે. cancer થવા ના વાયરસ વાયરસ થી ભૂમિકા મહત્વની છે. માત્ર તમાકુ ના ઉપયોગ ના કારણે માનવ શરીર cancer માં વધારો થાય છે. માત્ર તમાકુ ના ઉપયોગ ને કારણે માનવી ના cancer માં વધારો. વધારે માત્રામાં ફેલાવા ના કારણે વાયરસ બીજા ક્રમ નું સૌથી મોટું જોખમી ગણાય છે. સુષ્મા જંતુઓ દ્વારા પ્રેરિત ગાંઠને બે ભાગ માં વહેંચી. વહેંચી શકાય છે. વેદિક રૂપાંતરિત અથવા ધીમે ગતિ ના રૂપાંતરિત થતી વેધક. રૂપાંતર વાઇરસ વધુ પડતા સક્રિય ઔર ઔર રોઝિન વહન કરેં છે જેને વાયરસ ઓક્સીઝન કહેવા માં આવે છે જે બીજા કોશિકાઓ પર અસરગ્રસ્ત કરેં. એમ નું રૂપાંતરણ પણ ઝડપથી બંધ કરેં છે. તેથી વિપરીત ધીમી રૂપાંતરણ પ્રક્રિયા માં વાઇરસ જિનોમ નજીક આવેલ આજી નો મોટો ઓક્સીજન દાખલ કરેં છે. ત્યારબાદ વાયરસ માં પ્રોજેક્ટ અથવા તેના વાહન કરી ફેલાવા નું નિયમન કરવા અન્ય તત્વો પર. ઓક્સીજન. નું વધારે માત્રા માં વહન કરે છે જેના કોશિકાઓનો વિભાજન બેકાબુ કરી થવા માંડે છે પ્રોટો યોગિકસાન અથવા સ્થળે થી દાખલ થયેલી નિશ્ચિત નક્કી હોવાની નજીકના પ્રોટીન ઑઇન દાખલ કરવાની શક્યતા ઓછી હોવા ને કારણે ધીમી ગતિ ના રૂપાંતર થવા વાયરસ ચેપ લાગ્યા બાદ વેદિક ગતિ એ રૂપાંતર કરનાર વાયરસ ની સરખામણીએ ઘણા લાંબા સમય ઘાટ નું નિરાકરણ કરેં. ચાઇનીસ વાઇરસ રિપોર્ટ, આઈસી બી. એસટી. વાયરસ નો સમાવેશ થાય છે. આ સુષમા કોનિકા વાયરસ પ્રેરિત જે યકૃત ના કર્કરોગ નું કારણ છે. અને બંને વર્ષ થી રોસ્ બાવન ટકા જેટલા દર્દીઓએ ખાસ કરી ને એશિયા ના સૌથી વધારે અને ઉત્તર એશિયા ના સૌથી ઓછા વ્યક્તિ ને વાયરસ નો ચેપ થયો છે. જીયો વિકૃત યકૃત ના કર્કરોગ નું કારણ બને છે. તે zero point સુડતાલીસ ટકા જેટલા દર્દીઓ એશિયા ના સૌથી વધારે અને ઉત્તર એશિયા ના સૌથી ઓછા લોકો નો

ચેપ લાગે છે. લિવર સિરોસિસ નામનો રોગ ચાહે કેકોની વાયરસ? લાગુ પડ્યો કે પછી દારૂ ની લત ને કારણે

પ્રબળ બની છે. વિશ્વભરમાં યકૃત ના કર્કરોગ ને સામાન્ય અને સૌથી વધુ પ્રમાણ માં માનવામાં આવે છે. જેની પાછળ માત્ર બે વાર.

જી સાહેબ આપનું નામ ગોપાલભાઈ છે? મારું નામ મિતેશ રાઠોડ છે. જી સાહેબ આપણે અત્યારે શું માહિતી આપણે એને એવું છે કે ક્યાંથી વાત કરો સાહેબ તમે? अहमदाबाद સારું city છે अहमदाबाद.

બરાબર અહમદાબાદ બહુ facility છે.

શું શું બતાવે છે એના અંદર તો એતો જણાવો સાહેબ science city ના જ science city વાળું જાણકારીમાં હોય છે.

harry potter નું અને આમા એમાં શીખવાનું શું મળે છે? હા એ અવાજ બહુ સારું આવતું હોય એના અંદર એમાં એવું લાગે કે ડર, ડર જેવું લાગે છે.

હા હા એ તો બહુ સારી જગ્યામાં ઘૂમ્યા તો તમે તો કેટલા વાર ગયા છો તમે એમાં?

એ તો આપણે એકલા ગયા હતા કે family લઇને ગયા છો સાહેબ?

તો એ science city માં નથી હતું સાહેબ? અચ્છા અચ્છા સારું તો આમાં શીખવાનું શું મળ્યું હતું? શીખવાનું જે હોય બીજું કઈ આપણે જે નવું knowledge મળ્યું હોય કે science માં કઈક technique આહ ઉન્નતી કરી છે પ્રગતિ કરી હોય એ.

માછલીઓ દેખાય હા

તો તમે બંને ગયા હતા સાથે? એવું? અચ્છા તો આપણે भीprogram program બનાવીએ તો આપણે भी જઈએ બીજું શું? આગળના મહિનો.

તો नई साल માં આપણે program બનાવી લઈએ બીજું શું છે. હાલમાં नई साल માં તો sunday આવે.

હા હા, હા હા હા એ બધા હાથમાં એ આપણે બધા unlimited માં જવું પડે.

મારો દત્ત તો સાંજે આવે છે યાર.

અચ્છા તે તમે program બનાવી દીધું?